આ ચિત્ર સોના સોનાના ગેહના દુકાનો લાગે છે.

આ આ ચિત્રમાં ટુ વ્હીલ ગાડીઓ ત્રણથી ચાર જોવા મળે છે પાસ સામેની સાઈડે ટ્રક પણ જોવા મળે છે.

પાછળની સાઈડ એક ડુંગર જોવા મળે છે આજુબાજુ સફેદ રંગની જેવી દીવાલો પણ જોવા મળે છે એક દુકાન પણ જોવા મળે છે.

આ ચિત્રમાં પુસ્તકો પણ દેખાય છે આ ચિત્રમાં ડોવર મા અંદર પુસ્તકો હોય તેવી જેવું લાગે છે.

આ ચિત્રમાં એક લીલા રંગનું ડુંગર જેવું જોવા મળે છે તેના ઉપર એક ઝરણું છે પાણીઓ જોવા મળે છે.

આ એક ગાડીમાં પાછળની સાઈડ લાલ રંગની ગાડી છે આ ચિત્રમાં કાળા રંગના ટાયર છે.

આ ચિત્રમાં બે હીચકાઓ છે હિંચકા ઉપર છોકરીઓ હિચ જુલી ઈક રમી રહ્યા છે.

આ ચિત્રમાં ઘણા બધા વૃક્ષો દેખાય છે આ ચિત્રમાં મસ્ત મજાના ડુંગર પણ દેખાય છે.

આ ચિત્રમાં પાછળની બાજુ પી વાદળી રંગની તાડપત્રી પણ દેખાય છે.

આ ચિત્રમાં બારી દેખાય છે બારી પર સફેદ પડદાઓ લાગેલા છે આ ચિત્રમાં દિવાલ સફેદ દેખાય છે.

ચિત્રમાં મરઘીની હોટલ છે આ ચિત્રમાં એક ફોર વ્હીલ ગાડી છે સફેદ રંગની.